આજુ-બાજુ લાઇટિંગ દેખાઈ રહી છે ખુરશી ઉપર ઘણા બધા મહેમાનો બેઠા હોય એવુ જણાઈ રહ્યુ છે.

સ્કૂલ નો કલર પીળો છે આજુબાજુ લીલાછમ ઝાડ દેખાઈ રહ્યા છે.

બહાર એક બોર્ડ મૂકેલું જેના પર નાઇન્ટી પર્સન્ટ સુધી બચત અને સો ટકા સુધી રાહત દર લખેલું છે.

પચાડી દીવાલ પર આઈડિયા લખેલું છે ચારે બાજુ લાલ અને પીળા રંગના ફુગ્ગા લગાવેલા છે.

પહેલી બાળકા એ લીલા કલર ની સાડી પહેરી છે અને પછાડી બધી બીજી બાળકોએ લાલ કલર ના કપડાં પહેર્યા છે.

એના જમણા હાથમાં સ્ટીલનો ગ્લાસ અને ડાબા હાથમાં કોફી નો કપ દેખાય છે.

બે માણસો સ્ટીલ ના બાંકડા પર બેઠા મોબાઇલ માં જોઈ રહ્યા છે.

ચિત્ર માં કાળા અને લાલ કોમ્બિનેશન ના રંગમાં જીમ ના સાધનો દેખાઈ રહ્યા છે.

દિવાલ પર મોટ્ટી પેન્ટિંગ જેવી લગાવેલી છે જેમાં હાર્મોનિયમ વીણા તબલા અને કેસ્યો દેખાય છે.

સામેની તરફ બે છોડના કુંડા દેખાય છે દૂર ઘણા બધા સફેદ રંગના ઘર દેખાઈ રહ્યા છે.